તમારી એટલી પાકી ખાતરી રાખી ને જ શરૂવાત કરવાની છે કે આવક થઈ કે ના થઈ કેળવણી અપાય કે ના અપાય તોય સંપૂર્ણ દારૂબંધી તો કરીએ જ છૂટકે છે એ જ પ્રમાણે એવી પણ પાકી શ્રદ્ધા રાખી ને જે શરૂવાત કરવાની છે કે હિન્દુસ્તાન ના ગામડાની આજે તોજોતા આપડા ગામડાની કેળવણી ફરિજયાત કરવી હોય તો સ્વાવલંબી કરવી જ જોઈએ એક એક કેળવણી કેળવણીકાર, જે ચર્ચા કરતા હતા તેમને કહીંયુ પેલી શ્રદ્ધા તો મારા મન માં ઊંડી વસી ગયેલી છે ને એને જ હું એક મોટી કેળવણી માંનુ છું એટલે હું દારૂબંધી ને સફળ કરવા માટે કેળવણી ને છેક જ, જેથી કરવી પડે તો પણ કરું પણ બીજી શ્રદ્ધા મારા મનમાં વસતી નથી કેળવણી ને સ્વાવલબી બનાવી શક~શકીય શકીય એ એ હું હજુ માંની શકતો નથી. ત્યાં પણ તમે તો શ્રદ્ધા રાખી ને જ શરૂવાત કરો એમ~એમ હું ઇછું~ઈચ્છું પણ તમે એને અમલ માં ઉતરવા માનસો એટલે તમને એના સાધનો ને માર્ગે જુકી જ રહેશે નહિ તો એ પ્રયોગ મેં જાતે જ કરીયો હોત.

તે ગામ ના નિવાસી એ વિષે મન માજકે પાકી ખાતરી થઈ જાય છે અત્યાર સુધી આ છોકરાવોના મગજમાં આ બધી માહિતી ઠાંસી ઠાંસી ને ભરવાનો પ્રયત્ન કરીયો~કરીયો છે ને એમના મગજ જાગ્રત થઈ ને એનો વિકાસ કેમ થઈ એનો વિચાર કદી કરીયો જ નથી હવે અપડે રુક જવો નો પોકાર કરીયે અને શારીરિક કામ દ્વારા બાળક ને યોગ્ય કેળવણી આપવા પર આપડી બધી શક્તિ વાપરીએ. શારીરિક કામ એ શ્રમ પ્રવુતિ ન હોય પણ બૌદ્ધિક શિક્ષણ નું મુખ્ય સાધન હોય એ પણ હું સમજી શકું છું પણ એમાં થી નિશાનો બધું નીકળવું જોયે એ શરત સા માટે તેથી આ શારીરિક કામ માટે કેટલું કિંમતી છે તેની ખરી કદર થશે બાળકો ચઉદ વર્ષ ની ઉંમરે એટલે કે સાત વર્ષ નું ભણતર કરિયા પછી નિશાળ છોડી ને જાય ત્યારે તેના માં કંઈક કમાવાની કળા આવેલી હોવી જોયે અત્યારે પણ ગરીબ ના લોકો ના બાળકો એમના માં બાપા ને ને મદદ કરી શકે છે એમના મન માં લાગણી એ હોય છે કે હું જો માં બાપ નીજોડે જોડે કામ નહિ કરું તો માં બાપ ખાસે શું

આમ તમે કેળવણી આપવાને સાથે સાથે બેકારી ના મૂળ પર~પર ઘા કરો છો તમારે છોકરા ને એક ય બીજા ધંધા ની તાલીમ આપવી~અપાવી જ રહી. આ ખાસ ઉદ્યયોગ ની આસપાસ તેના મગજ, શરીર, અક્ષર કલાવૃત્તિ વગેરે ની કેળવણી તો જ તે કરીગરી શીખશે અને તેમાં નિષ્ણાત થશે પણ ધારોકે એક છોકરો ખાદી બનાવની કળા ને શાળા માં શીખવા માંડે છે તો આપ એમ માનોછો કે તેના માં કળા ના નિષ્ણાત થતા પુરા સાત વર્ષ લાગશે હા જો એ~એ યાંત્રિક રીતે ન શીખે તો સાત વર્ષ લાગવા જોયે આપડે ઇતિહાસ ના અભ્યાસ ને માટે કે ભાષા ઓ ના અભ્યાસ ને માટે વારસો સા~સારી સારી આપીયે છીએ અત્યાર સુધી આ જે વિષય ને કૃત્રિમ મહત્વ અપાયું છે એના કરતા આ ઉદ્યયોગો નું મહત્વ કય ઓછું છે શું પણ આમ તો મુખ્યત્વે કાન્તણ કીજનનો વિચાર કરે છો એટલે એ આ નિશાળો ને વણાટ શાળા વો બનાવ માંગો છો એમ જ લાગે છે કોઈ બાળક ને વણાટ પ્રત્યે વલણ ન હોય તો ને બીજી કોઈ ચીજ માટે હોય તો બરાબર છે. તો આપડે તેને બીજો ઉંધયોગ શીખવશું પણ તમારે એટલું જાણવું જોયે કે એક નીશાળ ઘણા ઉદ્યાયોગ નય શીખવે કલ્પના એ છે કે આપડે પચીસ છોકરા દીઠ એક શિક્ષણ રાખવું જોઈએ. અને દરેક નિશાળ માં એક એક નોખા નોખા ઔધિયોગ નું સુતારી લુહારી સમારકામ કે મોચી કામ નું શિક્ષણ આપવું જોયે માત્ર તમારે કેટલી હકીકત ધ્યાન માં રાખવાની છે કે તમારે આ દરેક ઉદ્યયોગ માટે બાળક ના મન નો વિકાસ સાધવાનો છે તે ઉપરાંત બીજી એક વસ્તુ કે ભારદેવ ઈચ્છું છું તમારે શહેર ને ભૂલી જવા જોયે અને બધી શક્તિ ગામડા પાછળ વાપરીવી જોયે ગામડા એ તો મહાસાગર છે શહેરો તો સિંધુ માં કેવળ બિન્ધુ વત છે તેથી જ તમે ઈંટો બનાવ જેવા વિષયો નો વિચાર કરી શક્તા નથી. છોકરાવો ને ઈજનેર બનવું જ હોય તો સાત વર્ષ ના અભ્યાસ પછી પણ તેવો ખાસ અભ્યસો ની college માં જશે બીજું એક વસ્તુ ઉપર ભાર દવ આપણને ગામડાના ઉદ્યયોગો ને કદી હિસાબ માં ન ગણવાની ટેવ પડેલી છે કેમકે આપડે શિક્ષણ અને શારીરિક કામ બને વિખુટા રાખેલા છે શારીરિક કામ ને હલકું ગણવામાં આવેલું છે. અને વર્ણ સંકલ્પ થઇ ગયેલો હોવાને લીધે આપડે કાથનાર વણનાર સુથાર મોચીને હલકા વર્ણન વસવાયાં ગણતા થયા છીએ ઉદ્યયોગો ને કય હલકો બુદ્ધિમાન લોકોને

યંત્ર ની શોધ થતા મિલી થઈ ને તેને હઝારો ને બેકાર બનાવીયા એ સાચું એ અલગ વસ્તુ હતી એમ હું માંનુ છું. આપણે આપડી બધી શક્તિ ગામડા પાછળ વાપરી ને જોય શું તો આ ઉદ્યોગના એકાગ્રહ અભ્યાસ થી જે બુદ્ધિ જાગૃત થશે તે ગામડા ની વસ્તી ની જરિયાત પુરી પાડશે એક અધ્યાપકની ગેરસમજ આપડા અત્યાર ની આર્થિક સ્થતિ નું મુખ્ય અંગ એ છે કે આપડા દેશ ની સાધન સામગ્રી પર આધાર રાખનાર માણસો ની સંખ્યા નો બોજો વધતો જાય છે દાખલા તરીકે હિન્દુસ્તાન માં ખેડિયા વિનાની ની વિશાળ જમીનો પડેલી નથી. તેમ આપડે ત્યાં વરસાદ કે મૂડી ના છોડ નથી એટલે આપડી સાધન સામગ્રી માલ પેદા કરવાનું કામ અને માટે કેળવાયેલા લોકો ને જ સોપવું જોઈએ. સો માણસો સો છુટા છુટા જમીન ના ટુકડા ખેડે તો પચાસ માણસો ને પૂરો પડે એટલો ખોરાક પેદા કરે છે અને જો આ બધા ટુકડા ભેગા કરવા માં અને વિશ નિષ્ણાંત માણસો તેના પર ખેતી કરે તો એ જમીન સો માણસો ને નિભાવ કરી શકે છે. અત્યારે એવી શોધ થઈ છે કે જેને લીધે મજૂરો ની ગૃહ જીવન અવ્યવસ્થિત ના થઈ કે તેનું સ્વતંત્ર ના ગણાય છતાં તેની ઉત્પાદન શક્તિ વધે એટલે કે વધારે પડતા માણસ ને કામ કરતા અટકાવાની ચોક્સ જરૂર ઉભી થઈ છે માણસો ને પચાસ વર્ષે પેંશન આપવાની થી ઘણો બગાડ થઈ છે કેમકે સમય માણસ માનસિક ને શારીરિક શક્તિ એ ઉમર પછી વધવામાં વધારે ખીલે છે યોગ્ય માર્માગ તો એ છે કે માંણસો પૂરતી તાલીમ પામી ને તૈયાર ના થાય ત્યાં લગી તેમ ને જીવન માં પ્રવેશ કરવા દેવા ના જોયે હિન્દુસ્તાન ની અવનીતિ હું કારણ એ છે કે તેના મજુર જિંદગી ની શરૂવાત બોવ જ વેલી કરે છે સુથાર એના છોકરાને ધંધા માં એટલો વેલો દાખલ કરે છે કે છોકરો બાર વર્ષ ની ઉંમરે એની કમાવાની શક્તિ ની પરમસીમા એ પહોચે છે. તે પછી પરણે છે અને થોડા જ વર્ષો માં આગળ ધંધો સરું કરે છે અને તેની ઉત્પાદન અને વહેંચણી નવી રીતો એની મગજ માં ઉતારી શક્તિ નથી એની મજૂરી નું આર્થિક દર્ષ્ટિ એ સુ મહત્વ છે. એની એને કશી ગતાગમ હોતી નથી એવા કારીગર ને કોઈ પણ માણસ છેતરી શકે છે અને એને શોશી શકે છે એને પોતાની નાની સંકુચિત દુનિયામાં કુવા ના દેડકાની જેમ માંડ રોટલો મેળવી, જીવનમાં ને પરિવાર વધારવામાં એનું કામ લાગે છે. અને હિંદુસ્થાન ને કામ લાગે એવું કામ કરવા માંડે છે આપડા હિંદુસ્થાન માં જે કામ થાય છે તે એના કામ લાગે છે હિન્દુસ્તાન માં સંકુચિતતા સૃષ્દાટિવાદ, દેવવાદ, જ્ઞાતિપ્રથા, દારૂ અફીણના વ્યાસનો એ બધા ને મૂળ આ જ છે શીલોણના ચા ના બગીચા જોવા ગયા ત્યાં સૌથી વધારે સુખ મને ત્યાં ના બાળકો ને મંજૂરી કરતા જોય ને થયું. નિશાળે હતા ત્યાં થી જ પણ માં બાપ ના વલણ છોકરાવ નેમંજૂરી તરફ વળગાવાનું હોય છે મૉટેરવો ની પેઠી હંમેશા ઉછળતી પેઢી તરફ પોતાનું કર્તવ્ય માથે થી ઉતારી નાખવા મથે છે. રાજય નું કામ એ છે કે જે પ્રવુતિ લોકો કોને લાભકારક અને સમય હાનિકારક હોય તે એને રોકવી શીલોન જેવા દેશ માં જ્યાં કુદરત ની સામગ્રી ના ભંડાર શોધી તેનો ઉપયોગ કરવાને પૂરતી વ્યવસ્થિત નથી. ત્યાં પણ બાળકો ને મજૂરી વળગવાની પરચાનો બચાવ થઈ શકે તેમ નથી ત્યારે હિન્દુસ્તાન માં જ્યાં બાળકો ને કામ માં લેવા થી મોટેરા બેકાર બને છે તેમ ત્યાં નો બચાવ થઈ શકે એવી રીતે માલ તૈયાર કરી ને બજાર માં વેચનારી કારખાના જેવી સ્વાવલંબી નિશાળો કેળવણી આપડી એવી ભર્મણા અપડે ના રાખવી એ ઘટે છે તેહવારો માં તો કાયદાએ માન્ય કરેલી બાલ મજૂરી ની ની નીવડશે દાખલ તરીકે એક નિશાળ કાંચ નું કામ દાખલ કરશે તો રેંટિયો ફેરવો એ યાંત્રિક ક્રિયા બની જશે એક ટાકા માટે કેટલું સુતર જોઈએ એ ગણિત ગણિત શીખવી જશે. કે રૂ નો વિકાસ અને સુધારો નિહાળીને વિજ્ઞાન અને ભૂગોળ શીખવી શકાય એ વાત મારી ગળે ઉતરતી નથી એ વસ્તુ ઓ મને એકાદ બે વાર સતેજ કરે પણ વર્ષો લાગે અને ચાલુ રહે મને થીન્ગ્રાઈ જાય અને અમુક ચીલામાં કામ કરતું થઈ જાય આંખ, કાન, હાથ ની કેળવણી અતિ આવશ્યક છે અને અંગ મેહનત બઘી નિશાળોમાં ફરજીયાત કરવી જોયે. પણ આપડે એ ન ભૂલવું જોયે કે જેને હાથ ની કેળવણી કહીયે છીએ તે વસ્તુ જ મગજ ની કેળવણી હોય છે કોઈ પણ નિશાળ કેળવણી ના આપવા માંગતી હોય. તો તેને વેચી શકાય તેવો માલ બનવાનો વિચાર છોડી દેવો જોયે તેને બાળકો ને કાચો માલ અને યંત્રો આપવા જોયે તેના પર બાળકો અખતરા કરી ને ભલે બગાડે બગાડ તો થવા નો જ નહીંતર, પરિચય સાબરમતી હરિજન આશ્રમની બાળકોના કાન્તના આંકડાવો આપીયા છે તેનો કાળજીથી અભ્યાશ કરતા દેખાય આવે છે નિશાળ એક જ કામ લઈને બેસે છે તો પણ સારી, તેથી બગાડ થઈ છે ધંધા ના શિક્ષણની નિશાળ એ વિજ્ઞાનની college ના પેઠે પ્રયોગ કરવાની અને સાધન સામગ્રી બગાડવાની જગ્યા છે. હિન્દુસ્તાન જેવા ગરીબ દેશો એવી નિશાળો જેટલી ઓછી, ઉઘાડવાની જરૂર ને હોય તેટલી જ ઉઘાડવી જોયે નીચે અમુક મોટા મથકોમાં હોવી જોઈએ ગોરખપુર કે અવધના છોકરાઓને પસંદ કરીને કાનપુર ચાદર કેળવવા, કેળવાનું કામ શીખવા મોકલીયા હોય તો તેથી રાષ્ટ્રં ને કશું નુકસાન ના થઈ પણ ધંધા દારી નિશાળોઅગણિત કાઠવાની બગાડ થવાની બીજી એક જાત નો બગાડ સામાન્ય રીતે ધ્યાન માં આવતો નથી એક રતર રૂ માંથી જો પ્રોઢ ઉંમરનો કુશળ મજુર ચાર માણસ પહેરે એટલા કપડા બનાવી શકશે તો અનગઢ મજુર માંડ, બે માણસો ને થાય એટલા કપડાં બનાવશે એનો અર્થ એ છે કે હિન્દુસ્તાન ના વસ્ત્રો પુરા પાડનાર ને સારું અત્યાર કરતા બમણી જગ્યામાં કપાસ નું વાવેતર કરવું પડશે બીજા શબ્દ માં કહીયે તો

તેટલી જમીન માં જો કુશળ મજુર મારફતે કામ લીધું હોય તો હિન્દુસ્તન ને અન્ન વર્સ્ત્ર અને પુરા પડે એટલા સારું પૂરતા અનાજ અને કપાસ બને ઉગી શકે છે આ બગાડ ની એક ત્રીજું પણ બાબત ધ્યાન માં લેવી જોયે એમ કેવા માં આવે છે કે નિશાળ ના બાળકો ભાત ભાતની સુંદર ચીજો બનાવી શકે છે થોડા દિવસ પર એક ઉદ્યોગ શાળામાં ભણી આવેલી મેં એક છોકરા ને મેં plywood માંથી રમકડાં બનાવતો જોયો એ લાકડું નકુચા અને ઓઝારો વપરાતા હોય તે પરદેશ થી લાવેલા હતા આ ઉદ્યોગો પરદેશ થી માલ હપત આપણે ત્યાં ના હોય તે નવી પેદા કરે છે કોઈ એમ કેસેક આપડે આપડુ plywood પેદા કરી શકીયે પણ અમેરિકામાં એક ઝાડ ઉગાડવા જેટલી વધારાની જમીન પડી છે તેવું હિન્દુસ્તાનમાં નાથી કાચો માલ નો મૂડીનો ઉપયોગ નકામી ચીજો પેદા કરવામાં થતો હોય, તો તે રોકવો જોયે તેને ઉત્તેજન ના આપવું જોયે નિશાળ કે college માં કુમળ મગજો પૈસા અને નક્તોની નહીં પણ વિચારો અને આદર્શોની સૃષ્ટિમાં, બે હજાર બસ્સો ચોવીસ એ જણાવવા માંગુ છું. કેટલા વર્ષો થયા હશે એનો ચોક્કસ ખ્યાલ નથી. પણ વર્ષો પહેલાંની વાત હોય એમ લાગે છે. સપ્ટેમ્બર માસ નો એક active દિવસ હતો. એક વૈભવી ઘોડાગાડી ચલનો બંદર પર પહોંચી. બંદરનો હવાલો સાંભળતા એડમેરનની office સામે જ આવીને ઊભી રહી.

વિનંતી પત્ર પર પણ હતો. મુલાકાત માટેની મંજૂરીનો. મંજૂરી તો તરત જ મળી ગઈ. અને કેમ ન મળે? આવા માણસો ત્યાં regularly થોડા જ આવતા હોય? જિગર નો આશિષ પ્રવેશ કર્યો. mister m banardo પધારો, પધારો. મોકેશ ના બંદરના વિખ્યાત જહાજ માલિક આપના આવતા અંતરનો આનંદ અનુભવું છું. officer એના ઓળખતો હોય એ રીતે એ રીતે પોતાની ખુરશીમાંથી ઊભા થઈને આ સજ્જનને આવકાર આપી કર્યું. હાં જી, હું જહાજ નો માલિક બનાર્ડો ઉદર બેસો. પોતાના table ની સામેની ખુરશી ઉપર બેસવા officer એ આગ્રહ કર્યો. આભાર આપનો, એને ખુરશીમાં બેસવા વિવેક કર્યો. ઓહો, તો આપણે શું કરવા છોડ્યું? આપવા બદલ આભારી છું, એડમીરર સાહેબ. નવી ખાસ એક ખાસ સલાહ આવી છે. મારુ માનવું છે કે એવું મુશ્કેલ નથી કે આપ ના કરી શકો. મારી વિનંતીને માન્ય કરવામાં આપને કોઈ મુશ્કેલી પડે એવું કોઈ લાગતું નથી, બર્નાડએ સંકોચ પૂર્વક કહ્યું. આપ નિઃસંકોચ જણાવી શકો છો. આ બંદરની આપના હાથમાં છે, ખરું ને? મારે એની મુલાકાત લેવી છે, બરનાડો એ આચકતા આચકતા પોતાની વાત ને રજૂ કરીને કહ્યું, આપના તરફથી પરાવનગી મળશે જ એવી મારી અપેક્ષા છે. એના કરતાં સરળ હવે કોઈ બીજી બાબત હવે મારા માટે નથી જ રહી. હળવાશ સ્મિત સાથે officer એ આગળ ચલાવ્યું, અને સાહેબ આવા સામાન્ય કામ માટે તમારે અંદહેરો દેવાની કઈ જરુંર જ ના હતી. આ પ્રકારના થોડાક પત્ર સાથેના કોઈપણ નામદારીને એવી પરવાનગી મળી જ ગઈ હોત અને સાચું કહું સાહેબ? અમારે કઈ માં પ્રવેશવા માટે એવા કોઈ passport ની જરુંર નથી. જેમાં સર્વોચ્ચ અધિકારી જેમણે સીધો ચિફટ રજૂ કરવા સાથે સાથે વર્ગો વ્યાયામ કરી લીધો. લઈ જવા માટે વાહન એમબરલો એ પોતાના માણસને તેની સાથે મોકલ્યો. ઉપરી અધિકારીને બીજરે તરત જ મુલાકાત આપી. ઉપરાંત બાગમાં જવા માટેની પણ પરવાનગી મળી ગઈ. તેને પરિજારી superintendent પાસે લઈ ગયો. ત્યાં પણ જોડે આવકાર મળ્યો.

તેને પ્રસ્તાવનો સવિનય પ્રતિભાવ આપ્યો. જવાની વાત કરી એના માટે તમારો ઘણો ઘણો આભાર. મને કઈક લાગતું નથી. તમે તમારા કામમાં વ્યસ્ત લાગો છો. હું એકલો જ બધુ જોઈ લઇશ, જેવી તમારી મરજી. તો હું જરુંર જરુંર, અમને શું વાંધો હોય સાહેબ? કેપ્ટન સાથે વાતચીત કરવી હોય તો તેનો કઈ વાંધો નથી ને? ના જી. कामकाज करके इधर आनेकी सूचना મોકલી છે મોકલું જ છું. આટલું બોલીને supervisor એ મેમાન ખરાબ ન લાગે એ રીતે હળવા અવાજે પૂછ્યું, હા જી, કોઈને પણ આનંદ આપે એવું સ્થળ નથી સાહેબ. છતાં આપ જે મહાનુભાઈ જવાનો કઈ અર્થ નહીં રહ્યો છું. અધિક વધારો છે તેનો અમને આનંદ છે. સાથે સાથે મને આશ્ચર્ય થાય છે કે આપ કયા અર્થે આવ્યા છો તે હું જાણી શકું? મારો આ મુલાકાતને વિષે પૂછું છું, બરનાલ્ડો એ પૂછ્યું, જો આપને વાંધો ન હોય તો just પૂછું છું. હાં જી એ જુદું છે, એ છેટું છે. નહીં તો કેટલોન્ ને બીજું જાણવાનું મતલબ શું? સાથે બોલીઓ એનું કામ છે. જ્યાં supervisor એ ઉમડખાબડ પ્રસ્તાવને વધાવી લીધો. આપના જેવા ઘણા મહાનુભાવો આ રીતે આવતા જ હોય છે. હું માનું ત્યાં સજ્જનોને કેન્દ્રનો સિટી ઉપાડવા મને પણ આપતા હોય છે. બને વર્તુળોમાં તો આવા ઘણા રમતા હોય છે. એ ઘણું સારું કેવાય. કંકર પણ એમની સ્થિતિ સુધારવા આતુર છે અને ઘણા દાડ પ્રશ્ન નો અમલ પણ થતો હોય છે. વરડે એકતિમુ સંબંધી સૂચક માથું હલાવ્યું. કોઈ સુધારો કરવાની એમને જરુંર લાગી નહીં. ઘરના ભાર નીચે દબાયેલા જેલર પરથી એવી નાની બાબતની નોંધ કરવાનો સમય પણ નહોતો. પ્રમોદના આગેવાનો તરફથી મળતી આ પ્રકારની બાબતમાં jailer અતિ ઉત્સાહી હતો.

ઓનું કામ કપરું હોય છે સાહેબ. સમયના અનુભવના આધારે હું માનું છું કે કાયદાના અમલમાં આપડે અતિશય આગ્રહ રાખવો જોઈએ નહીં નહીંતો સમાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સંભાળ લેવી પડે એવી બી જરુંર હોય છે. કાયદાના અમલને વગોવતા કેટલાક માનવતવાદીઓ આ કેદીઓનો કુકર્મોનો નજરઅંદાજ કરતાં હોય છે. જો કે પ્રત્યેક વ્યક્તિને ન્યાય મળવો મળવો જોઈએ એમ તો હું પણ માનું છું. કેદીઓ માટેની તમારી ભલી લાગણીની હું પણ કદર કરું છું. નથી સમજાતું તેમના ત્રણેક હજાર સામે ના પર વિખર્વમાં આવતા હતા. બંદરે કામગીરી માટે એમને જ પાડવાનો માછીમારોની જહાજ વી જાય ની એ પ્રમાણમાં નથી સમજાતું એ કેદીઓ ના ભગવા પ્રયાસ કર્યા હોય એને ફરી પોતાના ફરી થી એને તક ન્ મળે અને તકેદારી રાખવી. તેના શરીર પર તેના શરીર પર તેના શરીર પર બાંધેલી સાકણોનો ભાર બધુ રહેતો. એ ભાર બીજા બધા કેદીઓ માટે પણ એક સબક હતો. આટલી સજાનો કેદીઓને ખૌફ રહેતો. કેટલા સમયથી તંત્રીઓને પરસ્તેજ કરતી સાઇરન . મુક્તિ માટેનું પ્રેમ અને સંકલ્પના ઘટાડો થયો હતો કે કોઈ ચોક્કસ કહી શકે તેમ ન હતું. પરંતુ જેલમાંથી ભાગી છૂટવાનું કૃત્ય jailor ની બે-કાળજી અને ભ્રષ્ટાચારને જવાબદાર પણ તેમની આ ચેતના સાંભળવા માટે મુખ્ય ફાળો હતો. jailor ની સતર્કતા એ કારણે વધી હતી અહીની જિંદગી ફક્ત કેદીઓ માટે જ નહીં jailor માટે પણ આકરી હતી. વિશાળ વિસ્તારમાં પથરાયેલા તોલાના બંદર ઉપર ઉમે છોળો પરથી છટકી જવાની વધુ રહેવા છતાં કોઈ એ એનો લાભ લેવાનો પ્રયાસ કર્યો ન્ હતો. અકળાઈને પણ લાંબી સજા મુક્તિ માટેની ઝંખના કરતાં પણ વધુ હતો. ધીમે ચારકો બર્નાડો જ્યારે બુંબાઈની મિનિ કસએ પહોંચ્યો ત્યારે જીલાની ઘડિયાળમાં સાડા બાર ના ટેક ચમકારો થયો. સવારથી છોડેલા કેદીઓનો અડધો કલાકો ગયેલા તેમની દરેક માં બોલાવી લેવામાં આવ્યા હતા. ન્ હતી. કેદીઓને તેમપોરિશન અપાયું. આજીવન સજાના કેદી પોતપોતાની પાટલી પર બેસી ગયા. તરત જ તેમને જકારી લેવામાં આવ્યા. અન્ય પ્રકારની સજા ભોગવતા કેદીઓને મુક્ત રખાયા હતા. એક કલાકની મુહિમ સુધી બાદ ફરી પાછા કામે લગવાનું હતું. પણ જે આઠ વાગ્યા સુધીની કમરતોડ મહેનત બાદ રાત્રે કોઈ ભાગ્યે જ કોઈ કેદી જાગતો રહી શકે તેમ હતું. part બે દુર્જન મોદીઓ બર્નાડે એક છેડે થી બીજા છેડા સુધી આટફેરા મારવાના શરૂ કર્યા. આજુબાજુની સ્થિતિ પરએ જીણવટભરી નજર ફેરવી રહ્યો હતો અને આ પ્રવૃત્તિ આક્રમ હોય તેમ દર્શાવવા સામેથી એક officer ને તેમણે કોઈ પણ પ્રકારની પૂર્વભૂમિકા બાંધ્યા વિના સહજ રીતે પૂછ્યું. કેદીઓને પાછા આવવામાં કેટલો સમય જશે? એકાદ કલાક આ બધા એક જ કામમાં વળગેલા રહે છે. કે દરેકને જુદી જુદી કામગીરી સોંપાય છે? નહીં જી દરેકને તેમની લાયકાત પ્રમાણમાં નિમિત કામગીરી સોંપાય છે. જે તે કામમાં જાણકાર માણસ નીચે થોડા થોડા કામે લગાડવામાં આવે છે. જાણકારી અને અનુભવ બંનેની જરુંર હોય છે. જો કે કેદીઓમાંથી પણ કેટલાક સુંદર કામગીરી બજાવે છે. એમના કામ બદલ એમને કઈ મહેનતાણું ચૂકવાય છે ખરું? એ તો આપવું જ પડે ને! છૂટીને બહાર જતી વખતે એ જ એમની મૂડી હોય છે. દરેકને સરખું જ વેતન મળે છે? ના વેતનનો આધાર એમની કામગીરી પર હોય છે. દિવસભરની મજૂરી મળે તેમણે પાંચ થી વીસ cent સુધીનું વેતન મળે છે. આ જ કામગીરી માટે ત્રીસ cent પણ મળી શકે. આ વેતનનો ઉપયોગ કરવાની એમને છૂટ મળે ખરી કે? હાં જી. પૂરી રકમ મળે જેમાંથી તેઓ તંબાકુ ગણી બી શકે છે. આમ તો jail માં તંબાકુ ના ઉપયોગની છૂટ નથી. છતાં ખાસ આવતી નથી. જમવા આવતી અહી jail માં ખોરાક સૂક્ષ્મ જ હોય છે. એટલે ઘણા પોતાના પ્રતિનિધિ પુલવામામાં ત્રાસવાદી હુમલા અંગે પાકિસ્તાનને સ્વીકાર હતી. પાકિસ્તાન, પાકિસ્તાન સરકારના એક જવાબદાર પ્રધાને પાકિસ્તાન સંસદમાં સ્વીકાર કર્યો કે બે હજાર ઓગણીસ માં પુલવામામાં ત્રાસવાદી હુમલો કરાયો હતો એ ઇમરાન ખાન સરકારની મોટી છે.

આત્મ કરનાર જાતે જ પીઠ થાબડી દેવાના પ્રયાસમાં પાકિસ્તાન ના પ્રધાને એક વળગી હકીકતનો કે ભારત માટે તમે જ સમગ્ર વિશ્વ માટે એક મહત્ત્વની ઘટના છે. ભારત સરકાર ઘટનાના પહેલા જ દિવસથી આ વાત કહેતી આવી છે એટલું જ નહી પણ એ અંગેના મહત્વ ના પુરાવાઓ પણ એકત્ર કર્યા. બે હજાર ચૌદ પછી ભારતના બદલાયેલા શાસન મૌલાઓ, પાકિસ્તાનમાં બેસીને જવાબ આપતા કે surgical strike નષ્ટ કરવામાંથી પાકિસ્તાન એ પછીના ઘટનાક્રમમાં પાકિસ્તાને

માટે બધા પક્ષો, આપણે, માટે બધા પક્ષોને વિશ્વાસમાં લેવા જોઈએ છેલ્લી બેઠકો માં પોતે હાજર હતા અને એ વખતે વડાપ્રધાન ઇમરાનખાન નો હાજર રહ્યા અને એમાં શક્યા નહી પણ, પરંતુ ભારત સરકારનો નિર્ણય જણાવવા માટે બેઠકમાં હાજર હતા, ભારતના તેમના પગ ધ્રુજતા હતા અને ચેહરા પર પરસેવો વળી ગયો હતો. ત્યારે ભારત સામે ઉમેરો કરવાનો રેહતો જ નથી. ભારત સરકાર અને સૈન્ય ભારતમાં લશ્કરી પગલાની સંભાવનાથી કેટલા ભયભીત રહે છે સૈન્ય માટે હવે વધુ પુરાવાની જરૂર નથી. ભારત સામેના પ્રત્યેક યુદ્ધમાં પાકિસ્તાનની સૈન્ય ચોવીસ કલાક પણ ટકી શકે તેમ નથી એ સત્યને સૌ જાણતા હોવાના કારણે પાકિસ્તાનના સૈન્ય અને ISI જમ્મુ કાશ્મીરમાં આજ સુધી રાજપાટ ના હેઠળ

છતાં પણ યુદ્ધ લડે છે. હવે જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર દુર થયા પછી આ છ યુદ્ધ પણ તેના આખરી તબક્કામાં હોય એવી સ્થિતિ છે. મહત્ત્વ, મહત્ત્વની વાત એ છે કે આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલા પાકિસ્તાન ના સેનાના પ્રધાનની પુલવામામાં ત્રાસવાદી હુમલાનો સ્વીકારો તેને વધુ મુશ્કેલી માં મુકશે તે નિશ્ચિત છે.

સમર્થન અને સંરક્ષણની પાકિસ્તાનની નીતિ ના કારણે જ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેને gray list માં મુક્યું હોવાના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક મદદ મેળવવા માં મુશ્કેલી અનુભવતા પાકિસ્તાન માટે હવે તો gray list માંથી black list માં મુકવાની શક્યતા વધી ગયી છે. પાકિસ્તાન સંસદ માં મારવાની ભુલ સમજાય પછી સ્પષ્ટતા કરતા જતા તેમને નથી કે કોઈને તેના અર્થઘટન વિશે શંકા રહે તેમ નથી. ભારતે ઝડપી લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયનું આ તથ્ય પ્રત્યે ધ્યાન આકર્ષિત કર્યું છે. પુલવામાના ત્રાસવાદી હુમલામાં ભારતના CRPF ના ચાલીસ જવાન શહીદ થયા હતા. એ વાત ભારત ક્યારેય ભૂલી શકે નહી પાકિસ્તાન તો ઠીક ભારતમાં પણ એ હુમલામા પાકિસ્તાનના હાથ વિશે શંકા વ્યક્ત કરનારા અને ભારતીય સૈન્ય ની surgical strike પર પ્રશ્નો ખડા કરનારાઓએ દેશની નહિ તો આવી ઘટના સામે પ્રતિક્રિયા આપવા ઉતાવળ ના કરતા રાષ્ટ્રીય હિતોને લક્ષમાં રાખીને સંતુલિત પ્રતિક્રિયા આપવામાં બોલ પણ ગ્રહણ કરવો જોઈએ. બિહારમાં રાજ્ય વિધાનસભાની ચુંટણી ત્રણ તબક્કામાં યોજાઈ રહી છે. તેમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે જયારે ત્રીજા આખરી તબક્કાનું મતદાન સાત november એ યોજાશે. બિહારની ચુંટણીની સાથોસાથ દેશના અગિયાર રાજ્યોમાં છપ્પન વિધાનસભા બેઠકોની પેટા ચુંટણી યોજાઈ રહી છે. ત્રીજી november એ તેમાંથી ચોપન બેઠકો માટે મતદાન સંપન્ન થઇ ગયું છે જેમાં ગુજરાતની આઠ બેઠકોની પેટા ચુંટણીનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે આવી પેટા ચુંટણીઓને બહુ ગંભીરતાથી લેવામાં આવતી નથી કેમકે તેનાથી જે તે રાજ્યોમાં સત્તાના સમીકરણો બદલાતા નથી અને રાજ્ય સરકારની સ્થિરતા જોખમાતી નથી. પરંતુ આ વખતે યોજાઈ રહેલી પેટા ચુંટણીમાં મધ્યપ્રદેશ આ બાબતમાં અલગ પડે છે. મધ્યપ્રદેશમાં અઠ્યાવીસ બેઠકોની પેટા ચુંટણી યોજાઈ રહી છે. આ અઠ્યાવીસ બેઠકોમાં બાવીસ બેઠકો એવી છે કે જેના પરથી congress ના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. તેઓ ગત march માં ભાજપમાં જોડાઈ જતા રાજ્યની કમલનાથ નેતૃત્વ હેઠળની સરકાર તૂટી પડી હતી તે પછી ભાજપના શિવરાજ સિંહ ચૌહાણની સરકાર રચાઈ છે. ચોથી વાર મધ્યપ્રદેશમાં મુખ્ય પ્રધાન બનેલા શિવરાજસિંહ ચૌહાણની સરકારનો ભાવિ આ અઠ્યાવીસ બેઠકોની પેટા ચુંટણી ના પરિણામો સાથે જોડાયેલી છે. રાજ્ય વિધાનસભામાં અત્યારે ભાજપના એકસો સાત સભ્યો છે અને ભાજપને સાદી બહુમતી માટે આ અઠ્યાવીસ બેઠકો માંથી ઓછામાં ઓછી નવ બેઠકો મેળવવી અનિવાર્ય છે. બીજી બાજુ જ્યોતિરાદિત્ય સિંધિયા દેશના ધારાસભ્યોને પક્ષ પલટાતી સત્તા ગુમાવનાર કમલનાથ આ પેટા ચુંટણી દ્વારા ફરી રાજ્યની સત્તા અસ્તવ્યસ્ત કરવાની આશંકા ધરાવે છે પરંતુ એ માટે congress તમામ અઠ્યાવીસ બેઠકો જીતવી જરૂરી છે જે અશક્ય લાગે છે. એ શક્ય ના હોય એ જ પક્ષનો અભ્ય સાથે તડજોડ કરીને congress ની સરકાર રચવાનો પ્રયાસ કરવો હોય તો પણ congress ઓછામાં ઓછા અઠ્યાવીસ બેઠકો જીતવી પડે છે કમલનાથે એ માટે તાકાત લગાવી છે પરંતુ આ બેઠકો ના વર્ચસ્વ હેઠળની છે અને ભાજપે દ્વારા આવેલા સભ્યોને જ ticket આપે છે. એક પણ ધારાસભ્યોની કારણે બંનેના ખાલી બનેલી બાવીસ ધારાસભ્યો ને પગલે વધુ congress ના સભ્યો પણ ભાજપમાં જોડાયા હતા એ રીતે અઠ્યાવીસ બેઠકો ખાલી પડી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયા ના સંસદીય મતવિસ્તાર ગુના અને તેમના અને તેમના વર્ચસ્વ હેઠળના Gwalior, ચંબલ ક્ષેત્રમાં સોળ બેઠકો આવેલી છે એટલે સિંધિયાના સમર્થક આ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

બેઠકો પેટા ચુંટણી યોજાઈ રહી છે જેમાંની છ બેઠકો તો ભાજપની હતી જયારે એક બેઠક સમાજવાદી party ની હતી. ઉત્તરપ્રદેશ વિધાનસભાની સાત બેઠકો પર પેટા ચુંટણી યોજાઈ રહી છે જેમાંની છ બેઠકો તો ભાજપની હતી જયારે એક બેઠક સમાજવાદી અર સમાજવાદી party ની હતી. બે હજાર સત્તરની વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમતી મેળવનાર ભાજપ માટે આ સાત બેઠકોની પેટા ચુંટણી કસોટી રૂપ બની ગયી છે. રાજ્યની કાયદા વ્યવસ્થા ને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. તેની સાથે અન્ય મુદ્દા પણ સંકળાયેલા છે જેમાંની એક બાંગર બેઠક બળાત્કાર અને હત્યાના આરોપી કુલદીપસિંહ ના કારણે ખાલી પડી છે. જેના કારણે અહી ભાજપ પોતાને બચાવ કરવા માટે મુશ્કેલ બન્યું હતું. તેની સાથે અન્ય મુદ્દા પણ સંકળાયેલા છે જેમાંની એક બાંગર બેઠક બળાત્કાર અને હત્યાના આરોપી કુલદીપસિંહ ના કારણે ખાલી પડી છે. જેના કારણે અહી ભાજપ પોતાને બચાવ કરવા માટે મુશ્કેલ બન્યું છે. ગુજરાતમાં આઠ બેઠકોની પેટા ચુંટણી યોજાઈ રહી છે. આ બધી બેઠકો રાજ્યસભાની ચુંટણી વખતે congress ના ધારાસભ્યોના રાજીનામાંના કારણે ખાલી પડી છે. ભાજપે તેના પાંચ સભ્યોને ticket આપી છે. congress આ પેટા ચુંટણી માં ફરી નહિ ચૂંટવાની બાબતને મુખ્ય મુદ્દો બનાવ્યો છે આ બધી બેઠકો ભાજપ કબજો કરવા ઈચ્છે છે તેમાંની જેટલી બેઠકો મળે તે ભાજપ માટે લાભની સ્થિતિ જ બની રહેવાની છે. પેટા ચુંટણીના પરિણામો માંથી રાજ્યની ભાજપા સરકાર ને કોઈ અસર થવાની નથી કેમકે એકસો બ્યાસી સભ્યોની વિધાનસભામાં ભાજપના એકસો ત્રણ સભ્યો છે પરંતુ રાજ્ય સરકારની કામગીરી ના એક માપદંડ તરીકે આ પેટા ચુંટણી ના પરિણામોને મુલવવામાં આવશે.

મણિપુરમાં જ બે બેઠકો માટે સાતમી november એ મતદાન થશે. તમામ પેટા ચુંટણીના પરિણામો દસમીએ જાહેર થશે. બિહારમાં બે તબક્કાનું મતદાન પૂરું થાય છે હવે ત્રીજા તબક્કાનું મતદાન થશે અને દસ november એ મતગણતરી થશે. નમસ્તે મારું નામ જ્યોતી દીલેરા બે ત્રણ વરસે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે આ ઘડા ની સ્થાપના કરવામાં આવે છે આ સ્થાપના પાસે ઘીનો અખંડ દીવો વાળવા માં આવે છે સવારે વહેલા ઉઠી ને નદીમાં સ્નાન કરવા કરવા જવામાં આવે છે પછી આવી ને ઘડા નુ પૂજન કરવામાં આવે છે દીવા ના દર્સન કરી કેળા અને તુલસી ના પૂજન કરવામાં આવે છે આખો માસ એક ટાણું કરવામાં આવે છે ભોય પથારી કરવામાં આવે છે અને મહિનો પુરો થાય ત્યારે બ્રાહ્મણ ને જમાડી યથાશકતી દાન કરવામાં આવે છે એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી ઘર માં એમ બે જણા છોડી છોકરો કોઈ નઈ પણ ભારે ઘરમાં ઘર માં કોઠા ધન ધાન્ય થી ભરેલા એમાં પુરુષોત્તમ મહિનો આવે એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદી કીનારે નાહવા જાય નદી નાઈ ધોઇ ને ઘરે આવે પૂજન વિધી કરે ત્યા બપોર નો સમય થઇ જાય કરવા નો સમય રહે નહિ બંને લાગ્યું કે હવે ભગવાન ને એક આદો દીકરો આપ્યો હોત એને પરણાવી ને વહુ લાવોત અને વહુ રસોઇ કરી રાખોત પણ દીકરા વગર વહુ લાવી ક્યાથી બ્રાહ્મણ કહે ગમેતેમ કરો પણ વહુ લાવો વહુ વગર કોઈ રસોઇ કરી આપનાર નથી અને આપણે સેવા પુજા પાછળ રસોઇ કરવાનો સમય મળતો નથી બ્રાહ્મણ કહે પણ દીકરા વગર વહુ ક્યાથી કોઈ પૂછે તો કઈ દે કે દીકરો કાશી ભણવા ગયો છે થોડા વખતમાં કાશી ભણીને પંડિતબની ને પાછો આવી જશે ભલે પણ બ્રાહ્મણ તો જવા માટે તૈયાર થયો અને બ્રાહ્મણ ને એને ભાથું કરી આપ્યું બ્રાહ્મણ તો ભાથું લઇ ને ચાલતો ચાલી નીક્ળ્યો એક ગામ થી બીજે ગામ અને બીજે ગામ માંથી ત્રીજે ગામ એમ ચાલ્યો જાય છે પણ એનુ મન ફરતું નથી એમ કરતા કરતા તે એક ગામ માં આવી પોહચ્યો ત્યા એક બ્રાહ્મણની દીકરી હતી રૂપવાન અને ગુણવાન તેના સમાચાર મળ્યા એટલે ત્યા ગયો ત્યા જઇને કન્યા નુ માંન્ગું નાખ્યું અને કન્યાના બાપ ભઈ ભાઈ મારે દીકરો કાશીએ ભણવા ગયો છે પુરુષોત્તમ મહિનો ઉતરશે પછી એ મહીને પાછો એને તે ભણી ને પાછો પંડિત થયી ને આવશે માટે આપની ની દીકરી મારા દીકરા સાથે પરણાવો આપના દીકરા ને બે ફેરા કોની સાથે ફેરવું એમ કરો ત્રણ ફેરા લેખ લેખન સાથે ફેરવો ચોથો ફેરો બાકી રાખો મારો દિકરો કાશી આવે ત્યારે ચોથો ફેરો ફેર ફેરવીશું સુમનના બાપાએ માંગલે રોકાઈ દોડાવી મંગલ રાજા રજડાવ્યા અને છોકરીને લેખન સાથે ત્રણ ફેરા ફેરવીને જાનનની સાથે વિદાય કરી જાનોએ વહુને લઈને ઘરે આવ્યો બ્રાહ્મણે બ્રાહ્મણીને વેજ નદીને નાલા જડીને રાંધીને રસોઈ તૈયાર રાખજે અને પેલા પૂજન કરીને બંને તૈયાર રહેશે

જરા આપોને અવશ્ય વહુ ઉભી રે બેટા આપું છું પણ પહેલા એ તો કે તું પરણી છે કોની સાથે તુ વહુ કોની કોની છે કેમ કે આમના દીકરાની અને એમના દીકરાની ક્યા છે દિકરો વિચાર છે એતો વાંઢો એમના દીકરાએ બેટા કાશીએ ભણવા ગ્યો છે આવશે મહિને આવશે બેટા ખોટી વાત છે તને છેતરી છે અને એમને કોઈ દીકરો નથી અને કાશી એ કોઇ ભણવા ગયું નથી પાડોશીએ વાતથી મુંજાણી અને રસોઈ રસોઈ રસોઈ કરી ઉપરથી રડવા બેઠી આતો બેઠી બેઠી રડી એવામાં સાસુ અને સસરા નદીએથી નાહી ધોઈને આવ્યા અને જોયું કે વહુ રડતી હતી વહુને રડતી જોઈને સાસુએ પૂછ્યું અરે વહુ બેટા રડે છે કેમ એટલામાં વહુએ વહુએ બધી વાત કરી અને છેવટે મને તમારો દીકરો બતાવો સાસુએ સાસુએ કહ્યું વહુ બેટા ધીરજ રાખો જરૂર મારો દીકરો આવશે આમ કહીને સાતે કોઠારની ચાવી વહુને આપીને કહ્યું બધા કોઠાર ઉગાડજો પણ સાતમા કોઠાર ઉગાડતા નહીં બીજે દિવસે સાસુ સસરા નદીએ નાહવા ગયા અને વહુ એક પછી એક કોઠાર ઉગાડવા માંડ્યા હોય પહેલા કોઠાર ઉગાડ્યા તો એ અનાજ થી ભરેલો હતો અને બીજો કોઠાર ઉઘાડો ત્યારે વાસણ ભૂષણથી ભરેલો હતો અને ત્રીજો કોઠાર જાત જાતના વસ્ત્રોથી ભરેલો હતો ચોથો કોઠાર ઘરેણા થી ભરેલો હતો પાંચમો કોઠાર સુવર્ણ મુદ્રાઓથી ભરેલો હતો અને છઠ્ઠો કોઠાર હીરા મોતી થી ભરેલો હતો અને વહુએ સાતમા કોઠાર ને ઉગાડયો ત્યાં દીવાને તેજથી આખો ઓરડો જગમગતો હતો અને એક પુરુષ બેઠો હતો પોચી રાખતો હતો આ પુરુષને પીળું પીતામ્બર પહેરેલું ન તું રેશમી સુક્રણ ઓઢેલુ હતુ અને

મને બોલ બોલાવજો પછી ચોથો ફેરો તમારી સાથે ફરીશ અને પરણીશ આ સાંભળીને વહુ તરત જ ઓરડાને બંધ કરી લીધો અને એને સાસુ અને સસરાને વાત સાચુ લાગ્યુ હજી તો રાજા વહુ તો રાજી થઈને રસોઈ કરવા લાગી એમ કરતાં કરતાં પુરુષોત્તમ પૂરો થયો આજે ઉજાણી કરવાની હતી એટલે વહુ જાતે જ રાજી થઈ હતી અને ધીરે ધીરે નોતરા દઈ ઘરે ઘરે નોતરા દઈ આવી અને કહ્યું એટલે બ્રાહ્મણ આવ્યા મંત્ર બોલવા લાગ્યા લગ્નની વિધિ થવા લાગી વહુએ એ કહ્યું સાસુજી આજે તો તમારો દીક દીકરો આવશે અને ચોથો ફેરો ફરવાનો છે બરાબર આ પાછી વિચારમાં પડી ગઈ દીકરો ઓળંગતો આવીને તેવામાં મહારાજે કહ્યું હવે વર અને કન્યાને કન્યાને મંડપમાં આ સાંભળીને સાસુ મૂંઝવણમાં માંડ્યા એટલે વહુ બોલી બા તમાર મુંઝાવસો કેમ તમે તો કહેતા હતા કે તમારા દીકરા કાશી એ ભણવા ગયા છે પણ એ તો કાશીએ એ આવી ગયા છે અને છેલ્લા સાતમા કોઠારમાં બેઠા છે કોઠી કોઠી વાંચે છે અને એમનું નામ પુરુષોત્તમદાસ છે એટલે એમને બોલાવો અને કહ્યું એ સમય થાય એટલે એટલે બોલજો અને વહુ સાસુ ને આનંદમાં આવી ગયા રાતે સાતમો કોઠાર પાસે જઈ કોઠારમા કોઠાર ઉગાડ્યો અને સાથ દીધો એટલે બેટા પુરુષોત્તમ બહાર આવ્યા અને એકદમ પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા એમને આવીને સીધા મંડપમાં પ્રવેશ કર્યો મા બાપને ભેટી પડ્યા અને

તમારી કથા યાચનાર અને સાંભળનારને બ્રાહ્મણ બ્રાહ્મણીને ફર્યા એવા સૌને ફળજો જય પુરુષોત્તમ ભગવાન શ્રાવણ વદ આઠમના એક દિવસને જન્માષ્ટમી કહે છે એ દિવસે રાત્રે બાર વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ રાતે બાર વાગ્યે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો અને રાંધણસઠ ના બીજે દિવસે શીતળા સાતમ અને શીતળા સાતમ ના બીજે દિવસે જન્માષ્ટમી આ